અને તમે જેટલું શીખશો એટલું તમારે મળશે અને તમને ધીરે ધીરે આ વસ્તુ માં Expertise આવશે મેં જેમ કીધું આમ scu માં તમને હજારો કામ મળી રહેશે અને લોકો ની full time job હોઈ છે scu કરવાની illustration illustration શું છે તેમાં cartoons બનવાના હોઈ છે તો લોકો કેવા કેવા કામ વિદેશ માં કરતા india પાકિસ્તાન બાંગ્લાદેશ માં કરતા હોઈ છે અને એમાંથી પૈસા કમાતા હોઈ છે તમને drawing નો શોખ હોઈ cartooning નો શોખ હોઈ તો એમાંથી પૈસા કમાઈ શકો છો તમારે કઈ રીતના તમારે cartoon બનવા છે અને પરથી તમે એ આગાહી શકો છો દરેક વસ્તુ શીખવી પડશે શીખ્યા વગર કશું નાઈ મળે કોઈ તમને સામેથી પૈસા નય આપે translation તમારે એક ભાષા માંથી બીજી ભાષા માં translat કરવું હોઈ તમને જો spenish શીખવી હોઈ તો spenish શીખવની કે એ સાઉથ ની કોઈ Language શીખવી હોઈ કે બીજી extra Language શીખવી હોઈ અને Language અત્તલે school classis ગુજરાત માં ઘણી જગ્યા એ ચાલતા હોઈ છે સારી Language શીખી ને તમે સારા translat કરી શકો છો અને એમાં તમેં અઢળક પૈસા કમાવ છો data entry એ મારા scope ની બહાર છે અને જો તમે computer engineer હો અને job ની શોધ માં હો અને data entry ની અઢળક jobs Available છે ઇરછા ઓ શકતી હોઈ છે અને દરેક જન ને book cover ની જરૂર હોઈ છે અને એ book cover તમે ત્યાંથી તમે અમને book cover design કરી શકો છો તો આવો અને જુઓ કે કઈ કઈ રીતે book ના cover લોકો બનવતા હશે અને કેટલું charge કરતા હશે આ વસ્તુ માટે તમારે એક પણ વસ્તુ ની ખર્ચ ની જરૂર નથી તમારે ફક્ત શીખવાનું છે અને શીખવાનું બધું જ ઘરે Available છે online તમે youtube પરથી બધું જ શીખી શકો છો હવે બીજા એક software નું નામ તમને આપી દવ કે જ તમે શીખવા માંગતા હોવ તો Advocate એક બોવ જ મોટું software છે અને Advocate ની અંદર ઘણા બધા બીજા ના ના software છે અને દરેક ના ના software એક નાનું છે એ ડાર્ક માં તમે જેટલા ઊંડા ઉતારશો આટલી Expertise મળશે અને આ જે મેં તમને બતાવી આગળ ના જેમ કે video Animation program business life style તમે ધારો એ વસ્તુ માં તમને કામ મળી શકે છે તમે કોઈ વ્યક્તિ ની life માં value કરતા હો તો તો તમે તેમાં દાર્જી શકો છો ઘણા પૈસા કમાઈ શકો છો Photography Graphic Design Video Ministries User Extension three D Social Media જે નથી પણ india માં free tag copy મળતી હોઈ છે જો તમે પૈસા ખર્ચી શકતા હોવ તો પૈસા ખર્ચી લેજો અને જો તમારાથી જુગાડ થતો હોઈ તો તમારા પાર છોડું છું તને ત્યાં સુધી try કરજો

છે ધારો કે કયું કામ કેટલી ઊંડાઈ થી કેટલી સારી રીતે ચોકસાઈ થી કરી શકો છો કેટલા પૈસા કમાઈ શકો છો આશા રાખું છું કે તમારે લોકો ને કૈક idea આયો હશે કે તમે શું કરી શકો જો તમારા મગજ માં કોઈક idea હોઈ કે હું આવું આવું કામ કરું ચુ તો હવે આવું કામ તમે જે કામ કરતા હોઈ આ તમે કોઈક ને જણાવજો શું તમને સાચું pletform શોધી આપીશ હું ગુજરાતના દરેક જીવનું ઓ ને કાવ ચુ કે skill શીખો આ computer પર શીખો મેં તમને જેમ અઇયા બતાવ્યું એમ જે પાકિસ્તાન અને બાંગ્લાદેશ ના લોકો આમ બોવ જ આગળ છે અને એ લોકો પાસેની ઘણી છે કે કદાચ એમની પાસે તો Company આપડા india માં લોકો બુમાબુમ કરે અને ત્યાં ના લોકો તો આમ જ પૈસા કમાઈ છે full time કામ માં જ હોઈ છે તે લોકો ની website બનાવી animation કરવું તો આપડા લોકો ની જે વસ્તી આટલી બધી છે હવે બેકારી ની આટલી બમ પડે છે તો તમે જ તમારું કામ જાતે કેમ નથી શોધતા આશા રાખું ચુ કે આ video તમને કામ લાગે Channel ને Subscribe જરૂરથી કરશો કેમ કે આગળ ના ભવિષ્ય માં તમને બીજા નવા નવા topic અને expert પાસેથી શીખીશું એ કઈ રીતે skill શીખવી કઈ રીતે આગળ શીખવું

hello future બી

હા પીન્ટુ બોલો ઓવે લા પીન્ટયા શું કરી તું શું કરે ભાઈ ફોન બોન કરતો નહી

તો ફોન બોન કર યાર યાદ બાદ કરતો રે આ તો તારી યાદ આઈ એટલે ફોન કર્યો ના ના યાર હારું કર્યું ને તે મન યાદ્દ કર્યો હા તો યાદ્દ કરતા બરતા રો યાર મુ કીધું ચો રે દેખાતો બેખાતો નહી ના બસ અહિયાં જ પાલનપુર જ છુ હાલ તો પાલનપુર સુ કરે collage ચાલુ કે પતીગઈ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 હમ બરોબર હે યાર mobile થી અતાર કેટલું બધું કોઈ કોઈ દોસ્તી માં ધ્યાન નહી આપતું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

જરૂરિયાત થી વધાર વાપરવો ના જોઈએ આપડે અત્યાર તો લોકો mobile નોએટલો use કરે ને કે કોઈ એક બીજાને time જ નહી આપતું હ mobile માં જ બધા ખોવાયલા રહે છે બાજુમાં પોતાના પપ્પા બાજુમાં બેઠા હશે આખી family બેથી હશે પણ બધા પોત પોતાના mobile માં જ busy છે હમ અતાર તો નેના છોકરા ભી યાર mobile લઈને બેહે હા નકર પહેલા તો કેવું હતું કે મસ્ત family ભેગી થઈને બેસે વાતો કરે હાલ એવું કઈ રહ્યું જ નથી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 અરે હાલ ના છોકરાઓ ને કેવું થઇ ગયું છે ખબર હે mobile મળી ગયું એટલે પત્યું હમ પહલા તો જો cricket રમતા આપડે, ગીલ્લીદંડા રમતા, સંતા કૂકડી રમતા, અતાર તો એવા ખેલ દેખવા જ નહી મળતા અલા અરે અહિયાં હવે કેવું થઇ ગયું નાના છોકરા ઓ હવે જન્મ્યા છે ને એ બે ત્રણ વર્ષ ના થશે ને એટલે એમને mobile ની ટેવ પડી જાય mobile ના આપો ને એટલા સુધી રોરો કરશે એમાં ભૂલ થોડું માતા પિતાની બી યાર એભી mobile રોતો હોય ને છોકરો એટલે mobile પકડાઈ દે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 હમ એમ તો ખરેખર આ ખોટું કહેવાય mobile આયા ને તારથી આ બધા ભેગા બેસવાનું બંધ થઇ ગયું પેલા જેવી મજા નહી રહી ના ના mobile થી બધું આખી દુનિયા'જ બદલાઈ ગઈ હે એમ કોને બધા પોત પોતાના mobile માં વ્યસ્ત રે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 અરે યાર કેવું થઇ ગયું ખબર હે હવે mobile માં તમે mobile નું એવું છે તમે પોતાનો smart કામ ભી બનાવી શકો mobile થી તમે જરૂરિયાત પુરતો કામ કરી શકો fast કામ કરી શકો જરૂર પુરતું એમ હમ નકર mobile નું તો ઉપયોગ ખાલી ફોન કરવા થતો પહેલા હાલબધી રીતે mobile નો ઉપયોગ થાય હે હવે તો mobile માં જ ગુશી ગયાછે festival જોવો છે બાર નથી જાઉં તેહવાર આપડે mobile માં જ જોઈ લઈએ બાર સુ લેવા જાઉં છે હમ પહેલા તો આપડે તેહવારો માં ચેવા બધા ભેગા થઈને બધું કરતા હાલ તો mobile આયી ગયા એટલે કોઈ તેહવારો બીપહલા જેવા રહ્યા નહી

હમ નકર પહેલા આપડે તેહવારો માં કેવા પહેલા બધા બાર બધી તયારી કરતા જન્માસ્ટમી માં ખબર હે મટકી બાધવા જતા હલ તો કોઈ મટકી બાધવા કોઈ આવતું નહી mobile માંથી time મળે તો આવે ને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

હા એજ ને હું એજ કહું આમ તો ખરેખર mobile બંદ કરી દેવા જેવા હે ખાલી ફોન થાય એટલા જ પુરતું ઉપયોગ થાય એવા કરાઈ દેવું હે હા mobile mobile ના નથી ઉપયોગ કરાવનું જરુરીયાત પુરતો ઉપયોગ કરોને તો સૌથી best mobile ના જો સારા ઉપયોગ ભી હે ને ખરાબ ઉપયોગ ભી છે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 બીજું કેવું ચાલે બોલ બસ શાંતિ તુ તો mobile નહી જોતો ને વધાર ના ના હું mobile નહી જોતો અરે આજકાલ ના નાના છોકરા મુ જોવું છુ પેલી pubg ગેમ નતી આવતી

પેલી pubg ગેમ એ તો ખુબ છોકરા બગડ્યા હે બધા બાર જ pubg જ બેઠા હોય બાજુમાં કોણ બેઠું હે એભી ખબર હોતી નહી તેમને હા એ mobile માં જ બસ pubg રમે જશે ગેમ રમે જશે બાજુમાં કોણ બેઠું હી એભી તેમને ખબર નહી હોતી આપડે બોલાઓ તો ભી

હમ નેનાનેના છોકરાઓ ભી પાછા pubg ને એટલા ગાંડા થઇ ગયા હોય ને એટલે એમને હવે એવું બથી ગયું હેને હવે કે pubg ના રમવા આપો તો ગાંડા થઇ જાયે હમ હા મેં ભી હવે news સાંભળ્યું હતું કઈક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 ના હોય આટલું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 આ તો વચે એક કેસ એવો આયો હતો કે એ mobile વધારે જો જો કરતો તો એની આંખો આંધળી થઇ ગઈ બીજા કેસમાં એવું હતું કે ગોડો થઇ ગયો ને એવું બધું હતું હા હા mobile બહુ આમ નુકસાન કારક બહુ છે

સારી રીતે ઉપયોગ કરોને તો તમાર માટે સારું છે પણ પછીતમે એનો દુર ઉપયોગ કરોને તો તમાર માટે બહુ નુકસાનકારક છે સાચી વાત છે પહી mobile ના સારા કમ ભી થાય છે છોકરા ને ભણવું હોય તો google માં search મારી ને ભણી ભી સકી છે હાલ છોકરાઓ ક્યાં ભણેજ છે time તો હોવો જોઈએ ને instagramwhatsapp એમાં થી બાર આવેને તો ભણેને હા instagram ને whatsapp હાલ તો ખુબ trending માં ચાલી રહ્યું છે હા એમાં બસ ગેમો રમવાની અને chatting કરવાની ને એ બધુ ગમે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 પછી તકલીફ પડેજ ને બાળકો ને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 પછી આપડે ભેગા બેસતા ભેગા બેસવાનું ઓમ મજા જ અલગ હતી હાલતો કોઈ ભેગું દેખાતું બી નહી અરે તમે ભેગા બેસો તો એક બીજા જોડે થી તમને શીખવા મળે બધું અલગઅલગ જાણવા મળે પણ mobile લઇન બેસી રહો ને ગેમ રમેને chatting કરે એમાં ને એમાં busy રે હમ અને એમાંપાછુ આ તો online ખબર હે ભણવાન થઇ ગયું

તો એમાં અમુક છોકરા ભણતા ભી નથી

corona માં દરેક બાળકો ને માતા પિતાએ mobile લઇ ને આપી દીધાકે મારો છોકરાને online ભણવાનું છે છોકરા ભણાતાતો કઈ નથી ગેમો રમેં જાયે mobile નો દુરુઉપયોગ કરે જાય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 હા એ કોરોનામાં આ એક mobile જ બાળકો ને બગાડી દીધા છે હમ પહી mobile ના કારણે છોકરાઓ વગે ભણતા ભી નહી

ઓછો એટલે તમારે કરો ઉપયોગ કરવાની ના નથી જરૂરિયાત પુરતો કરો આખો દિવસ સુ છે mobile માં ખાલી phone આવે તો phone ઉપાડો કોઈ સારું ભણવાનું સીખો કોઈ general knowledge સીખો તો અલગ વસ્તુ હે અરે તમે youtube માં જુવો નવું નવું દેખો નવા દેશ વીસે જાણો નવું પર્યાવરણ વિશે જાણો સાચી વાત છે થોડીંવાર બાર જો તમારી ઉમરના છોકરા જોડે રમો વાતો કરો એવું હોય તો ક્યાંક ફરવા જો હ mobile માં વાત કર લેવાની હાલ તો mobile આયીગયા એટલે છોકરાઓ instagram ના જોવે reels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 હાલતો પાછુ instagram એટલે reels ખુબ famous છે trending ચાલે હે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 reels ના કારણે તો યાર હવે તો બધા એમ નહી એ પછી એમને માનશીક એમાં mobile થી main problem થાય તમારું માંન્સિક હા ધ્યાન mobile માં જ રહ બીજું કોઈ activity કરીએ જ ના

હા મમ્મી પપ્પા ફોન ના ઓપેને તો છોકરા કેવું કરે એ તો જોયું બે જણા એ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 ખાવા બાવા ના ખાય જો પપ્પા એ mobile લઇ લીધો હોય તો

મારે તો હાલ નું હાલ recharge કરવું જ પડશે મારે recharge જોઈએ છે મારે net વગર કઈ થતું નહી આવું બધું હમ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 પેલા બસો માં થતું હવે સાતસો માં થાય હે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 હવે તો કેવું થઇ ગયું છે છોકરાઓ હરીફાઈ પાછા mobile માં કરે છે કોક એનો friend iphone લાયો હોય તો એને એન બાપા પાસે iphone લેવોજ પડે હા માંગવો જ પડેને હુકેમઆવો નાનો mobile લઈને ફરું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

પાંચમાં પાંચમાં વાળાફોન લઈને ફરે છે સાચી વાત અને phone ના કારણ થી છોકરાઓ થી ઘણા બગડે છે હા બગડે છે ને જેમ બને એમ ફોન નો ઉપયોગ પુરતો જ કરવો વધાર કરવો વધાર કરવો નહી હું તો એમ જ માનું અરે ઘણા ઘણા ઘણા આપડે મોદી શાહેબ એ આપને વચમાં કહ્યું હતું કે mobile તમારે જરૂરત પુરતો જ ઉપયોગ કરવો જોઈએ હમ બાળકોને વધાર mobile ના આપવો mobile સિવાય'ઘણી બધી activity છે એ કરો કયો ના હે હા જો બાળક બારની activity મા વ્યસ્ત રહેશેને તો જાણવા મળશે તેની આપની સંસ્કૃતિ વિશે જાણવા મળશે mobile માંથી જાણવા મળે તો એવું ક્યાં લોકો સીખેજ છે જાણવા જેવું તો જોઉં જ ના ગમે ને એમને હમ ગેમ ના રમેં pubg

mobile mobile mobile ના લીધે ખુબ ખરાબ ચાલી રહ્યું હે બહુ તકલીફ કરાઈ દીધી છે હમ બીજું કેવું ચાલે તારે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 બીજું college માં કેવું ચાલ બસ બસ બકા સાંતી જ છે ક્યાં collage કરે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 collage પૂરી નહી થઇ ગઈ કે હજી ચાલુ જ છે ના ના last sem બાકી છે gandhinagar માં last sem છે પછી collage પછી સુ કરે ઈરાદો છે collage પછી જોઈએ હવે જે આપણે opportunity મળશે એમાં કરીશું કઈક

હમ તને કોઈ interest છે business માં interest તો છે હવે પણ હવે એમાં સુ ખબર છે હાલ થોડું ભણ્યા છીએ તો એના પર ભી work કરી લિયે ને કયિક

mobile સારો ભી છે પણ કોઈ સમજતું નથી ને mobile માંથી ઘણું એટલું કરી શકો છો તમે બધું જ કરી શકો છો તમે બધુજ કરી શકો છો mobile મા થી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

હમ ખુબ સારા ઉપયોગ હોય છે mobile ના હવે કોક ને નવો business start કરવો હોય તો mobile માંથી ભી કરી શકે શીખવા મળે તેમાંથી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

અને તમે અરે બાર શું ચાલી રહ્યું છે બાર ના દેશો માં શું ચાલી રહ્યું છે હમણાં આ russia અને ukraine નું બધું કેમ mobile દ્વારા જ આપણને update મળતું હતું ને હા કોરોનાની બી news બધી mobile દ્વારા મળતી હતી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

એમાંથી time મળે તો કઈ સીખેને હા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

મુ કીધું યાદ્દ કરું

હો મજામાં તારે મજામાં બીજું આ પાલનપુર બીજું આવવાનું થશે કે નહી'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

તું તો mobile નો over ઉપયોગ નથી કરતો ને ના ના mobile તો મારો mobile જોવાનો time જ નહી મળતો ને job માં bank માં નોકરી કરું એટલે લોકો ને bank મા તો time જ ના મળેને ના એ વાત સાચી છે તાર તું નથી કરતો ને વધાર ઉપયોગ